ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કેવી રીતે કરવો
ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ પર સોફ્ટવેરને ડાઉનલોડ સંસ્થાપન અપડેટ અને સોફ્ટવેર અનઇન્સ્ટોલ એટલે કે રદ કરવું
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર શું છે
તે એક ટુલ છે જે તમને ઉબુન્ટુ ઓએસ પર સોફ્ટવેર વ્યવસ્થા કરવા માટેની પરવાનગી આપે છે
તમે તેનો ઉપયોગ સોફ્ટવેરને શોધવા માટે ડાઉનલોડ કરવા સંસ્થાપિત કરવા સુધારવા અથવા અનઇન્સ્ટોલ કરવા માટે કરી શકો છો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર દરેક સોફ્ટવેર માટે સમીક્ષાઓ એટલે કે રીવ્યુ અને રેટિંગ્સ ની યાદી પણ આપે છે આ રીતે તમારી પાસે સોફ્ટવેર નો ઉપયોગ કરવા પેહલા તે વિશે જાણકારી હોય છે
તે સોફ્ટવેર હિસ્ટ્રી માટેનો રેકોર્ડ પણ રાખે છે
આ મૌખિક ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 1110 પર ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ સાથે આગળ વધવા માટે તમારે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવું જરૂરી છે
તમારે સિસ્ટમ સંચાલક એટલે કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર હોવું અથવા સોફ્ટવેર સંસ્થાપિત કરવા માટે સંચાલકના અધિકારો હોવાની જરૂર છે
તમારા લોન્ચર માંથી ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર આઇકોન પર ક્લિક કરો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિન્ડો આવે છે
આ વિન્ડોની ટોચ પર ડાબી બાજુએ અલ્લ સોફ્ટવેર ઇન્સ્ટોલ્ડ અને હિસ્ટોરી બટનો દર્શાવવામાં આવેલ છે
સર્ચ ક્ષેત્ર જમણા ખૂણામાં ટોચ ઉપર પ્રદર્શિત થાય છે
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની વિન્ડો બે પેનલો માં વિભાજિત થાય છે
ડાબી પેનલ સોફ્ટવેર વર્ગોની યાદી દર્શાવે છે
જમણી પેનલ વ્હોટ્સ ન્યૂ અને ટોપ રેટેડ દર્શાવે છે
આ વ્હોટ્સ ન્યૂ પેનલ નવા પ્રકાશિત કરવામાં આવ્યા છે તે સોફ્ટવેરની યાદી બતાવે છે
આ ટોપ રેટેડ પેનલ એ સોફ્ટવેર ની યાદી દર્શાવે છે જે ઉચ્ચ વપરાશકર્તા રેટિંગ ધરાવે છે અને મોટા ભાગમાં વારંવાર ડાઉનલોડ થયેલ છે
ચાલો સોફ્ટવેર વર્ગ દ્વારા બ્રાઉઝ કરીએ
ડાબી પેનલ માંથી ઇન્ટરનેટ પર ક્લિક કરો
ઇન્ટરનેટ વર્ગ માટે ઈન્ટરનેટ સોફ્ટવેર અને ટોપ રેટ સોફ્ટવેર ની યાદી પ્રદર્શિત થાય છે
નોંધ લો કે કેટલાક સોફ્ટવેરને ટિક માર્ક સાથે એક વર્તુળ છે
આ સૂચવે છે કે સોફ્ટવેર પહેલેથી જ તમારા કમ્પ્યુટર માં સંસ્થાપિત કર્યું છે
ઈન્ટરનેટ વર્ગમાં વધુ સોફ્ટવેર જોવા માટે અલ્લ આઇકોન પર ક્લિક કરો
બધા સોફ્ટવેરજે ઈન્ટરનેટ વર્ગ માટે ઉપલબ્ધ છે તે આ વિન્ડો માં યાદી થયેલ છે
તમે સોફ્ટવેર ને નામ ટોપ રેટેડ અથવા નવુ પહેલા એ દ્વારા પણ સૉર્ટ કરી શકો છો
ચાલો જમણા ખૂણે ટોચ ઉપર આવેલ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો
યાદીમાંથી બાય ટોપ રેટેડ પસંદ કરો
ઇન્ટરનેટ સોફ્ટવેર રેટિંગ્સ ના ક્રમમાં ગોઠવાયેલ છે
તમારા કમ્પ્યુટર માં સંસ્થાપિત થયેલા હોય તે સોફ્ટવેરની સંપૂર્ણ યાદી જોવા માટે ઇન્સ્ટોલ્ડ બટન પર ક્લિક કરો
સોફ્ટવેર વર્ગ પ્રદર્શિત થાય છે
સાઉન્ડ એન્ડ વીડિયો સામેના નાના ત્રિકોણાકાર બટન પર ક્લિક કરો
સાઉન્ડ અને વિડીયો માટેના સોફ્ટવેર જે તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત છે તેની યાદી પ્રદર્શિત થાય છે
ચાલો અલ્લ સોફ્ટવેર પર ક્લિક કરીએ અને ડ્રોપ ડાઉન માંથી પ્રોવાઇડેડ બાય ઉબુન્ટુ પર ક્લિક કરીએ
બધા સોફ્ટવેરો જે ઉબુન્ટુ દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે તેની યાદી બતાવેલ છે
હવે ચાલો સોફ્ટવેર વીએલસી મીડિયા પ્લેયર સંસ્થાપિત કરીએ
આ વિન્ડોની જમણી ટોચ પર આવેલા સર્ચ બોક્સ માં વીએલસી લખો
વીએલસી મીડિયા પ્લેયર પ્રદર્શિત થાય છે
હવે ઇન્સ્ટોલ પર ક્લિક કરો
ઓથેન્ટિકેશન સંવાદ બોક્સ દેખાય છે
તમારી સિસ્ટમ નો પાસવર્ડ દાખલ કરો
ઓથેન્ટિકેટ પર ક્લિક કરો
વીએલસી સંસ્થાપિત કરવામાં આવી રહ્યું છે તે સૂચવતા પ્રોગ્રેસ બાર ની નોંધ લો
તે સંસ્થાપન પેકેજો જે સંસ્થાપિત થઇ રહ્યા છે તેની સંખ્યા અને માપ પર આધાર રાખી અમુક સમય લેશે
ટોચ પર આવેલા બટન દ્વારા પ્રગતિ પણ સૂચવવામાં આવે છે
જયારે સંસ્થાપન થઇ રહ્યું હોય ત્યારે તમે અન્ય એપ્લીકેશનો ઍક્સેસ કરી શકો છો
એકવાર વીએલસી સંસ્થાપિત થઇ જાય પછી ત્યાં વીએલસી સામે એક નાની ટિક માર્ક છે
રિમૂવ બટન જમણી બાજુ પર દર્શાવવામાં આવેલ છે
જો તમે વીએલસી અનઇન્સ્ટોલ કરવા માંગો છો તો ફક્ત રિમૂવ બટન પર ક્લિક કરો
એ જ રીતે તમે તમામ અન્ય સોફ્ટવેર પેકેજો શોધી અને સંસ્થાપિત કરી શકો છો
હવે ચાલો હિસ્ટ્રી જોઈએ
આ આપણે કરેલા તમામ ફેરફારો જોવા માટેની પરવાનગી આપે છે સંસ્થાપનો સુધારાઓ અને સોફ્ટવેર રદ કરવા સહિત
હિસ્ટોરી પર ક્લિક કરો
હિસ્ટોરી સંવાદ બોક્સ દેખાય છે
તમે તમારી હિસ્ટ્રી અલ્લ ચેન્જીસ ઇન્સ્ટોલેશન્સ અપડેટ્સ અને રિમૂવલ્સ દ્વારા તપાસી શકો છો
અલ્લ ચેન્જીસ પર ક્લિક કરો
સંસ્થાપનો સુધારાઓ અને સોફ્ટવેર રદ કરવા જેવા તમામ ફેરફારો જે કરાયેલ હતા તેઓની યાદી અહીં પ્રદર્શિત થાય છે
તમે નિયમિત ધોરણે સંસ્થાપિત સોફ્ટવેર અપડેટ એટલે કે સુધારી પણ શકો છો
તમે ઉબુન્ટુ અને ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિષે વધુ માહિતી ઉબુન્ટુ વેબસાઇટ પર શોધી શકો છો
અહીં ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર કેવી રીતે વાપરવું
આપણે એ પણ શીખ્યા કે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ પર સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ સંસ્થાપિત અને અનઇન્સ્ટોલ એટલે કે રદ કરવું
અહીં તમારા માટે એક અસાઇન્મેન્ટ છે
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર ની મદદથી ઠુંન્દેર્બીર્દ ડાઉનલોડ કરો અને સંસ્થાપિત કરો
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે
જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ મિશન પર વધુ માહિતી નીચેની લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર